હા, બંને નજદીક જ છે બંને નજદીક જ છે બંને જગ્યાએ જવાય એવું જ છે, પણ અત્યારે જો ઢંડી એવી છે અમદાવાદ માં કે અત્યારે જવા જેવું નથી તો બહાર કેવી હશે ઉત્તર ગુજરાત માં ઢંડી છે અત્યારે. અત્યારે જવા જેવું નથી આટલી ઢંડી માં તો આપણે ઉતરાણ પછી નું જોઈએ, ઉતરાણ બી આવે છે ઉતરાણ મસ્ત બનાઈએ એના પછી જતા રહીએ. હા, ઉતરાણ પછી જવાનું રેહશે કેમ કે ઉતરાણ પેલા ના મજા આવે ઢંડી અત્યારે બૌ પડે છે, બે દિવસ થી બૌ ઠંડી છે અત્યારે અમદાવાદ માં તો, એતો રેહવાની છે પણ એ જતી બી રેહશે જલ્દી ત્યારે આપણે જતા રેહ્શું, પછી આટલી ઠંડી માં જવાની ના મજા આવેને મારા ભાઈ. last time તમે મતલબ ક્યાં ગયા તા અત્યારે, ચોટીલા ગયા તા તમે તો બે બે sweater પેહરીને ઉપ્પર મંદિર ઉપ્પર જવાનું હતું બૌ ઠંડી હતી.

તો કેટલી સિડી હતી ભાઈ લગભગ નઉસો સિડી હતી મારા હિસાબ થી નઉસો અથવા હજાર તો

એ સિડી માં ચઢીએ તો ઠંડી તો લાગવાની જ

હમ એ વાત બી બરાબર છે મજા આઈ તી but હવે એના થી વધારે મજા લેવા જઈશું દ્વારકા

દ્વારિકા માં last time ગયો તો લગભગ દસ સાલ થયી ગયું છે, અત્યારે હું આઠ વર્ષ નો હતો ત્યારે ગયો હતો લગભગ સોમનાથ, દ્વારકા બંને જગ્યાએ ગયો તો બે હજાર અગિયાર માં ગયો હતો. તું ગયો છે સોમનાથ, દ્વારકા ગયો છે તું? હું ગયો છુ નાનપણ માં ગયો હતો.

તે thirty first માં શું કર્યું અત્યારે તમે, હું thirty first માં બહાર ફરવા જતો રહ્યો તો સુરત જતો રહ્યો તો હું તો શાંતિ રહી સુઈ ગયો તો રાત્રે ભાઈ સાડા અગિયાર વાગે સુઈ ગયો બાકી સવારે ઉઠ્યો તો happy new year થયી ગયું હતું. તું પણ ભી સુરત જતુ રેહવું તું અને બાકી બે ત્રણ friends છે એનો તો મમ્મી પપ્પા એને રાત્રે બાર વાગે બહાર જ નીકડતા મતલબ નીકડવા નથી દેતા રાત્રે

બાકી તો કોઈ હતું તો હું રાત્રે plan plan કરશે કોઈ મતલબ hotel માં અથવા તો કઈ river front જતા રહીએ કઈ ના કઈ ફરવા નું જવાનું રાત્રે ગાડી લઈને નિકળી જવાનું. બરાબર અત્યારે exam ચાલે તારી પૂરી થઇ ગઈ. exam પૂરી થઇ ગઈ ને ભાઈ

exam સારી ગઈ હતી

મારું પણ ભી સારી ગઈ તી બાકી પણ ખાલી state માં લોચો થઇ સકે છે મારા માં તો state માં state માં પણ ના થાય

થઇ સકે છે કેમ કે first semester માં state મારે ATKT આવી ગઈ હતી. હું તો બધા માં પાસ હતો first second બંને માં

state માં ગયો તો ને અને second માં હું પાસ હતો. હું તો બંને માં પાસ હતો લ્યા. બાકી તો ATKT ની અત્યારે exam પણ ભી આપવાની છે

થઇ જાય તો સારું છે ભાઈ બાકી તો ATKT અગર આવી ગઈ તો પાછળ થી exam દેવાનુ રેહશે ભાઈ. કાઈ બરાબર પાછળ થી exam આપવી પડે but આપણે થઇ ગયા પાસ.

આવી તી ને ATKT ની પરીક્ષા દર exam દેવાની હોય. એ તમારી college ના related હોય government હોય તો બસ્સો પચાસમાં પણ પતી જાય છે private હોય તો પાણસો તો થાય છે

એ લડકીઓ માટે થાય છે ભાઈ જે લડકીઓ હોય એની માટે કમ થઇ સકે છે આપણા લોકો લડકા છીએ અમારી પાસે થાય છે લ્યા, મેં કરેલું છે એટલે ખબર છેને ભાઈ. બાકી તો અત્યારે તો જલસા થઇ રહ્યા છે હું પણ અત્યારે ઘર પર જ છુ. તારે ઘરે રેવુંને શાંતિથી બેસજે બીજું શું કવ? અત્યારે કાલનું નવું ફોન લીધું છે મૈ

એમાં શું આવે કે તે લઇ લીધો.

અને તારા પેલાના ફોન માં શું થયું? પાણી માં ગીરી ગયો હતો પાણી માં જતું રહ્યું અને આખો ફોન ખરાબ થઇ ગયો. એવી રીતના કેવી રીતના પાણી માં જતો રેતો?

પાણી ચઢાવેલું હતું અત્યારે જે મારી ભાભી હોય છે એ મારો પગ ખેચી લીધું તું ખેચી ને હું પાણી માં જતો રહ્યો ભાઈ મારો ફોન અને મારો

તો પછી ગાંડા બગડી ગયો બતાવી નાં દેવાય કોલ સેન્ટર માં

ત્રણ મહિના એક મહિના સુધી તો રખડ્યો એક મહિના માં બની જશે બની જશે કોઈ જગ્યાએ ત્રણ હજાર માં બનશે કોઈ હોય પંદરસો માં બનશે પણ બન્યો જ નથી બાકી last માં નવું લેવાનું હતુ. બરાબર જો તું નવો લે તો સારું કેવાય ને, એટલે મોબાઈલ નું શું કેવું? એ વાત પણ બી છે ભાઈ બાકી એમાં તો સતર હજાર માં પડ્યુ મને તો ભાઈ samsung નું ત્રણ હજર બરાબર કેવાય. features snap dragon નું છે snap dragon seven fifty features snap dragon નું છે snap dragon seven fifty-five g processor છે હમ latest મસ્ત ફોન છે. હા આ બધી gaming તો નથી જોઈ બાકી તો સારી રીતે ફોન ચાલી જાય એ માટે જોઈ છે ચાલુ રહે એવો daily કઈ નો થાય એમાં ટેરો કયો ફોન છે oppo નો છે કે બીજો છે. મારો Oppo નો ફોન છે ભાઈ. five g માં upgrade કરી લે five g નું network તો આઈ ગયું છે. એ પણ હજી એ ક્યાં આયો છે આવી ગયોતો અત્યારે પણ

airtel નું આવી ગયું છે, ગણાય ક્યાં આવી ગયું છે? આપને પછી કરાવી દઈએ FiveG આપને speed જોઈએ FiveG ની mobile પણ હોવું જોઈએ ને ભાઈ એની માટે five g mobile પણ હોવું જોઈએ. five G મોબાઈલ લેતા શું આપને લઇ લેશું five G મોબાઈલ

એની પીછે નું જે back હોય છે ને એ back છે Shining એટલું મારે છે ને ભાઈ કે premium એકદમ લાગે છે એકદમ એવું લાગે છે ચાલીસ એસી હાજર નો ફોન છે. નય એ લેવા જેવો છે પૈસા વસુલ ફોન છેને ભાઈ એમાં sixty seven volte નું fast charger છે અડધો કલાક ની zero to hundred charging થઈ જાય એ લેવા જેવો છે ભાઈ મારા. બાકી એમાં તો media tech નું nine hundred processor છે સોંથી વધારે fast media tech નું i think મારા હિશાબ થી સબસે fastest processor છે five g processor છે હમ fiveG છે અને સારૂ પણ છે. five g નો twelve band છે twelve band છે five g નો અત્યારે કોઈ પણ ભી company five g અમારી area માં launch કરે તો મારી રીતે mobile માં ચાલુ છે કોઈ વાંધો નથી આવશે ઘર તો એમ પણ નાં આવે એમાં ચ band હોય ને છ band કોઈક માં ચાર હોય છે કોઈક માં આઠ હોય છે એમાં મારા માટે twelve band કોઈ દિકદ નથી કોઈ problem નથી બસ આ જો રખડે પણ ખરી છે તું, college જાય છે કે પછી college કોણ જાય છે લ્યા college અત્યારે લગભગ હું બે મહિના બે ત્રણ મહિના થઈ ગયા અત્યારે ગયુજ નથી last time exam આપવા માટે ગયું હતું બાકી એના પછી નથી ગયો અત્યારે બરાબર college તો જાઉં જોઈએ મજા આવે college માં ફરવાની ભાઈ, તો જતો રવ છું college નાં જાવ તો પછી ઘર વાળા કહે આલ્હો દિવેસ ઘરે બેઠો રહે છે, એના કરતા college ભણીને આવી જવાનું ભાઈ,

અઢાર કિલો મીટર તો ઔર મજા આવે ભાઈ ઠંડી માં,

પાંચ પાંચ વાગ્યે પછી ઉઠવું પડે એટલે કંટાળો આવે મારા ભાઈ.

બાકી નાવાનું ધોવાનું ચાય બાય પીવાનું ત્યારે પછી પાંચ વાગે અહિયાં થી નીકળવાનું

સવારે સવારે બસ નું નાટક થઇ રેહતું ઓર ભાઈ કશું નાટક કર્યા વગર

મારે અહિયાંથી સાત કિલો મિટર પાંચ કિલો મીટર, SV college SG વાણીજ્ય મહા વિદ્યાલય મારુ નામ મારુ collage નું નામ નજીક પણ છે સારું પણ છે. મારુ college નું નામ શું છે તને ખબર છે? બોલ એમ એન ઝાલા collage ઝાલા નો meaning જ નથી ખબર ઝાલા નો meaning સુ હોય છે ઝાલા છે ને એ અટક હોય છે હા બાકી અત્યારે શું કરે છે. કીધું તું લ્યા મૈ અત્યારે પણ match જોઈએ છે અત્યારે પણ match જ જોવ છું, એક side પર તારો કોલ ચાલે છે, અન TV પર match ચાલે છે.

કાલે નવો મોબાઈલ આવ્યોતો લીધોતો હેને કાલે કીધુને, એને એ મોબાઈલ થી લીધો છે, મોબાઈલ માં કશું free આવ્યુ છે સાથે? કશું free નહિ આવ્યું ખાલી જે case માં લીધું છે તો એક પંદરસો રૂપિયા નું discount મળ્યું હતું એ case માં તમે આખું payment તો પંદરસો રૂપિયા નું discount મળે એ પણ free સારી વસ્તુ કેવાય ને પંદરસો નું discount મળે પણ એ ફોન ની રીલ આવી છે?

એ તો લખેલું હો market price એટલે કઈ નહિ. શું લગભગ સત સતરા હજાર જેટલું થયું હસે seventeen

મેં અઢાર હાજર આપ્યા, એમાં charger પણ લેવાનું હતુંને, એ charger ના સોલ સોળસો price હતું એ સોલ સત્તર હજાર નો મોબાઈલ હતો, પણ મેં એને સત્તર હજાર માજ આપ્યો ને discount ક્યાં પડ્યું એમાં? નાં discount સાથે, discount ની સાથે પડ્યો એમ તો અઢાર હજાર નો ફોન હતો, એ તો discount સાથે સત્તર હજાર માં પડ્યો. એમ પણ બાર પણ સત્તર હજાર સત્તર હજાર પણ છેને ગાંડા

samsung વાળા એ જબરી scheme ચાલુ કરી હૈ ભાઈ copy જ કરયા છે ને પછી એ વાત તો છે બાકી કોઈ samsung નો mobile તો જબરો છે ચલાવવાનો મલસે. હમ એના સિવાય પછી તને આપણું favorite વસ્તુ હોય તને બૌ હારી લગતી હોય તારી hobby માં

મને guitar guitar વજાવાનો બૌ શોખ છે અત્યારે guitar લેવાનો છે અત્યારે આ મહીને લઇ લેવાનો guitar છે.

ક્યાં મળે અહિયાં નજીક માં

કંગારૂ હા કંગારૂ circle આપણે જોઈલું ક્યાં આ રહયું કંગારૂ circle મતલબ right side જ્યાં lg lg hospital આવે છે ત્યાં side bridge ઉપ્પર side ત્યાં થી turn ઉપ્પર એક દુકાન છે તે મને second hand લાગે છે second hand કે નવું છે દેખને કઈ ખબર નથી પડતી. જો આપણે વાત કઉ જ્યાં બધુ મળતું હોય ને સારું best માં best ત્યાં થી લઇ લેવું ભલે પૈસા પાંચસો વધારે જાયે પાંચસો વધારે લે પણ સારું સારું ચિઝ આપવાનું હોય કે ભાઈ એક ઢોધ સાલ ચાલી જાય અમ એવુજ લેવાનું તું હવે હમજતો થઇ ગયો છે હવે અત્યારે ઓગણીસ વર્ષ નો થયી ગયો છુ ભાઈ સમજ નથી આવતું લ્યા

આખી ક્યારે આવશે મને તો શોખ છે ભાઈ રાખવાનું કે beard રાખવાનું એકદમ sexy beard રાખવાનું

beard મને ગમે છે જે વિરાટ કોહલી નો જે beard છે એવી જ મને રાખવાની છે એવી beard રાખવાની છે.

એ તો તને youtube ઉપ્પર જવાનું રેહશે મારી તો જો line છે ભાઈ જેન જો line એની ઉપ્પર ડાઢી આવી જાય ગણી ડાઢી આવી જાય મજબૂત લાગે છે એકદમ perfect person બરાબર મને check કરવું પડશે મારે જો line છે કે નહી મારા ખ્યાલ થી જો line ની જરૂર નથી મને ડાઢીઆવી જાય તો આપણે એમનામ પણ સારા લાગીએ

પાતળો છે તું જાડો નથી એમ જાડો નથી ને એના માટે મારી જે માસ હોય છે તે વધારે નથી line આવી ગયી છે મારે

બરાબર

બોલ પછી બોલ કોઈ tension જેવું તો નથી ને tension તો હતું ભાઈ એ તો કાલે પતી ગયું mobile નું tension હતું પતી ગયું છે બાકી અત્યારે future નું tension થાય છે એ તો ગણી વખતે થાય

દરરોજ હું તને થોડી ના આપીશ કે ભાઈ મને tension છે future નું એ તો મન હી મન થાય એમ નથી કેતો તને tension છે એવું લાગતું નથી.

મન હી મન થાય છે ભાઈ એ તો દેખાવાનું થોડી ના હોય ભાઈ મન હી મન tension થાય છે માં બાપ નું tension થાય છે માં બાપ નું તું બિન્દાસ ફરતો હોય બિન્દાસ mobile ચલાવતો હોય જયારે જોઉં ત્યારે રખડતો દેખાતો હોય road પર

જ્યાં ત્યારે road પર રખડતો હોય બધા લુખ્ખા ઓ જોડે રખડતો હોય છે તું કોઈ હોવું તો જોઈએ છે ને ભાઈ રખડવા માટે ભાઈ તારી હોવું જોઈએ but બધુ રખડવાનું બંધ કરી દે future માં ધ્યાન રાખ

band થઈ ગઈ કેટલી થઇ ગયી તી કેટલી બોગસ છે. જો તારી કિસ્મત એટલી ખરાબ છે ને તારી સાથે મારી પણ ખરાબ થયી જાય છે કદી કદી આજે સવારે બસ નું નાટક નું થયું ગયું લ્યા આ AMTS નું નાટક કરતો હતો but late થી આયો ઉપ્પર થી ભરેલી આઈ એમાં નાટક થયી ગયું ભાઈ

હા કિસ્મત તો સારી જ રેહવાની.

જલસો જ છે જયારે સારી આવે ત્યારે કિસ્મત ચમકી જાય ભાઈ ત્યારે બધુ કામ એકદમ સરળ રીતે બીના કોઈ problem મતલબ બીના કોઈ problem માટે થઇ જાય છે. તારી mummy ને કે તારી વિધિ કરાવે ભાઈ

તારા પર જે બધા ગ્રહો લાગ્યા એ બધા હટાઈ દે વિધિ કરાવે તારી mummy ને કે જલ્દી કરાવે એ કરવું બૌ જલ્દી છે. કરાઈ ના દે મને શનિ નો લાગે છે મને શનિ નો પ્રકોપ લાગે છે, મારે શનિ નો શનિ નો પ્રકોપ લાગે છે મારે ગ્રહો નો જે શનિ ગ્રહ હોય છે એનુ હોઈ સકે ભાઈ હોઈ સકે

બાકી તો મજા તો આવે છે જિંદગી માં તો અત્યારે જિંદગી મેં મજા જ છે મજા

side માં એક goal રાખવાનો ભાઈ એ વસ્તુ પર કામ કરવાનું બસ